સ્પ્રેડશીટ્સની મૂળભૂત વાતો પરના આ જિયોજેબ્રા ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે
જો તમે પ્રથમ વખત જિયોજેબ્રા વાપરી રહ્યા છો તો સ્પોકન ટ્યુટોરિયલની વેબસાઈટ ઉપર ઇન્ટ્રોડક્શન ટીઓ જિયોજેબ્રા ટ્યુટોરીયલ જોવા માટે વિનંતી છે
જિયોજેબ્રા સાથે શરુ કરવા માટે હું gnuલિનક્સ ઓપરેટિંગ સિસ્ટમ ઉબુન્ટુ આવૃત્તિ 1004 એલટીએસ અને જિયોજેબ્રા આવૃત્તિ 32400 નો ઉપયોગ કરી રહી છું
આ ટ્યુટોરીયલનો ઉદ્દેશ એ છે કે જિયોજેબ્રા માં સ્પ્રેડશીટનો ઉપયોગ કેવી રીતે કરવો
આ ટ્યુટોરીયલમાં આપણે મૂળભૂત ડેટા પ્રતિનિધિત્વ અને ગણતરી કરવા માટે સ્પ્રેડશીટ નો ઉપયોગ કરીશું
અને હિસ્ટોગ્રામ બનાવવા માટે ડેટાનો ઉપયોગ કરો
આપણે તે પણ જોઈશું કે આવર્તક જિયોજેબ્રા ઓબ્જેક્ટો જેવા કે સમાંતર રેખાઓનો સમૂહ તે બનાવવા માટે સ્પ્રેડશીટ વ્યુનો કેવી રીતે ઉપયોગ કરવો
પ્રથમ આપણે 50 માર્કની પરીક્ષામાં 50 વિદ્યાર્થીઓના ગુણનો ઉપયોગ કરીશું
ફ્રોમ અને ટીઓ ક્લાસની સીમાઓ અને આવૃત્તિ અહીં ઉપલબ્ધ છે
હું આવૃત્તિ ને ક્લિપબોર્ડ પર કોપી કરવા જઈ રહી છું
હવે જિયોજેબ્રા વિન્ડો પર
પ્રથમ પગલું છે સ્પ્રેડશીટ વ્યુને દૃશ્યમાન બનાવો
મેનુ આઈટમ વ્યૂ પસંદ કરો અને સ્પ્રેડશીટ વ્યૂ ચેક કરો
ચાલો સ્પ્રેડશીટ વ્યુ અહીં ખસેડીએ
પ્રથમ સ્તંભ એ ફ્રોમ ક્લાસ ની સીમા બતાવે છે
સ્તંભ બી ટીઓ ક્લાસની અને સી આવૃત્તિ રજૂ કરે છે
હવે મેં આવૃત્તિ કોપી કરી લીધી છે તો ચાલો તે અહીં પેસ્ટ કરીએ
હવે ફ્રોમ અને ટીઓ વેલ્યુ માટે મેં આ પેસ્ટ નથી કર્યું કારણ કે હું તમને જિયોજેબ્રા સ્પ્રેડશીટ્સ નું અન્ય લક્ષણ બતાવીશ
પ્રથમ હું શરૂ કરીશ 0 પછી 5 5 અને 10 હવે જો હું અહીં બે સેલ પસંદ કરું અને પછી આ વાદળી ચોરસ નીચેની તરફ ડ્રેગ કરું તો નોંધ લો કે સમાંતર શ્રેઢી બનાવવામાં આવેલ છે
આ જ રીતે હું ટીઓ વેલ્યુ માટે કરી શકું
ચાલો ક્લાસ બાઉન્ડરી લિસ્ટ અને ફ્રીક્વેન્સી લિસ્ટ બનાવીએ
તે કરવા માટે અહીં સ્તંભ બી પસંદ કરો
જમણું ક્લિક કરો અને ક્રિએટ લિસ્ટ પસંદ કરો
અહીં એલ1 ની નોંધ લો જેનો અર્થ છે L 1 બની ગયેલ છે
આપણે ફક્ત આને જમણું ક્લિક કરી અને ઓબ્જેક્ટ પ્રોપર્ટીઝ ચેક કરી ખાતરી કરો કે અહીં પ્રથમ વેલ્યુ શૂન્ય છે અને ક્લોઝ દબાવો
હવે ફ્રિક્વન્સી લીસ્ટ માટે પણ સમાન કરો
ફ્રિકવન્સી પસંદ કરો જમણું ક્લિક કરો અને ક્રિએટ લિસ્ટ પસંદ કરો
મારી પાસે L 2 છે
હવે હિસ્ટોગ્રામ બનાવવા માટે અહીં ઇનપુટ બાર પર જાઓ
તમે અહીં કમાન્ડ્સ માંથી પસંદ કરી શકો છો અથવા અહીં ફક્ત હિસ્ટોગ્રામ લખો
હવે અહીં ચોરસ કૌંસ વચ્ચે જો તમે Enter દબાવો તો તે તમને વિવિધ વિકલ્પો બતાવશે
એક વિકલ્પ છે લિસ્ટ ઓએફ ક્લાસ બાઉન્ડરીઝ અને લિસ્ટ ઓએફ રાવ દાતા
ચાલો તેનો ઉપયોગ કરીએ
હું કહીશ L 1 જિયોજેબ્રા કેસ સેન્સિટીવ છે અને ક્લાસ બાઉન્ડરીઝ માટે અને L 2 ફ્રિકવન્સી માટે અને Enter દબાવો
નોંધ લો કે હિસ્ટોગ્રામ અંહિ બનેલ છે
હવે હિસ્ટોગ્રામ વધુ દ્રશ્યમાન અથવા સુવાચ્ય બનાવવા માટે હું મૂવ ડ્રાઇંગ પદ નો ઉપયોગ કરીશ
અને પછી હું ડ્રોઈંગ પેડ પ્રોપરટીશ પર અહીં જમણું ક્લિક કરી અને આ ડિસ્ટન્સ ને 5 થી બદલીશ જે દરેક બાર ની પહોળાઈ છે અને ક્લોઝ પર ક્લિક કરો
પછી હું ઝૂમ આઉટ કરી શકું છું
અને ફરી ડ્રોઈંગ પેડ ખસેડો
નોંધ લો કે જ્યારે હું હિસ્ટોગ્રામ બનાવું છું તે આ વેલ્યુ બનાવે છે a 250
એ એ દરેક બાર ની લંબાઈ અને પહોળાઈ ના પરિણામનો સરવાળો છે
હું આ એ વેલ્યુ અહીં ઉપર ખસેડી શકું છું
આગળનું પગલું છે વાય અક્ષ પર સમાંતર રેખાઓનો સમૂહ બનાવવા માટે સ્પ્રેડશીટ વ્યુમાં બિંદુઓ અને રેખાઓ બનાવવું
હું એક નવી જિયોજેબ્રા વિન્ડો લઈશ
હવે જિયોજેબ્રા માં કોઈપણ આદેશ અહીં આ સેલમાં ટાઈપ કરી શકાય છે
પ્રથમ એક બિંદુ બનાવવા તમારે માત્ર આ પ્રમાણે એક બિંદુ આપવું પડશે
નોંધ લો અહીં એ1 નામનું બિંદુ પ્રદર્શિત થાય છે જે સેલ અડ્રેસ કોલમ એ રો 1 ઉપર 1 2 રેખાંશ સાથે છે
આ જ રીતે હું અહીં 22 માં ટાઇપ કરી શકું છું અને Enter કળ દબાવીશ મને એ2 મળશે
હવે જો હું આ બે સેલો પસંદ કરું અને પછી વાદળી ચોરસ નીચે ખેચું
ચાલો હું આ અંહિ ખસેડું
આ ટ્યુટોરીયલ માટે હું અલ્જેબ્રા વ્યૂ બંધ કરીશ
નોંધ લો અહીં મને 10 બિંદુઓ મળે છે
અને એ જ રીતે હું સ્તંભ બી માં કરીશ 1 4 એક બિંદુ તરીકે મને આ બિંદુ અહીં મળે છે હું જમણું ક્લિક કરી અને શો લાબેલ કહું તો તે બી1 સેલ અડ્રેસ બતાવે છે
હું લખીશ 24 અને મને બી2 મળે છે
હું આ ફરીથી ખેંચીશ અને મને અહીં 10 બિંદુઓ મળે છે
હવે ત્રીજા સ્તંભમાં જો હું રેખાખંડ બનાવવા ઈચ્છું છું
હું જિયોજેબ્રા કમાન્ડ સેગમેન્ટ વાપરી શકું છું અને વેલ્યુમાં હું સેલ અડ્રેસ એ1 આપી શકું છું
ચાલો હું આ અંહિ ખસેડું
બી1 અને પછી Enter દબાવો
આ રેખા ની લમ્બાઈ છે જે એ1 અને બી1 વચ્ચે છે
હવે હું આ સેલ પસંદ કરી અને તેને નીચે ખેંચીશ મને 10 સમાંતર રેખાઓનો સમૂહ મળે છે
એક વધુ બાબત નોંધ લેવાની એ છે કે જો તમે ઓપ્શન્સ અને અલ્જેબ્રા પર જાઓ
હમણા તે વેલ્યુ પર છે તેથી તમે સ્તંભ સી માં રેખા ની લંબાઈ જુઓ
હું તેને કમાન્ડ માં બદલી શકું છું અને તે મને કમાન્ડ બતાવશે
હવે અસાઇનમેન્ટ આ પ્રથમ અસાઇનમેન્ટમાં નીચેના ડેટાની મદદથી હિસ્ટોગ્રામ બનાવો 35 વિદ્યાર્થીઓના ઘર અને શાળા વચ્ચેનું અંતર
મારી પાસે અહીં ક્લાસ બાઉન્ડરીઝ અને ફ્રીક્વેન્સીઝ છે
ડેટા રજુ કરવા માટે સ્પ્રેડશીટ વ્યુ વાપરો ક્લાસ બાઉન્ડરીઝ અને ફ્રીક્વેન્સીઝ લિસ્ટ બનાવો
લિસ્ટ સાથે હિસ્ટોગ્રામ બનાવવા માટે ઇનપુટ બાર વાપરો
ફ્રીક્વેન્સીઝ બદલો અને હિસ્ટોગ્રામ માં થયેલ ફેરફાર નું અવલોકન કરો
મેં પહેલેથી જ આ ટ્યુટોરીયલ અહીં બનાવેલ છે
નોંધ લો અહીં હિસ્ટોગ્રામ બીજું અસાઇનમેન્ટ બીજા અસાઇનમેન્ટમાં આપણે સ્પ્રેડશીટવ્યુની મદદથી સમકેન્દ્ર વર્તુળો બનાવીશું
વર્તુળનું કેન્દ્ર માર્ક કરવા માટે ડ્રોઈંગ પેડ ઉપર બિંદુ એ દોરો ત્રિજ્યાનો સ્તંભ એ બનાવવા માટે સ્પ્રેડશીટ વાપરો
કેન્દ્ર એ સાથે વર્તુળ અને સ્તંભ એ સાથે ત્રિજ્યા બનાવવા માટે સ્પ્રેડશીટનો સ્તંભ બી નો ઉપયોગ કરો
કેન્દ્ર બિંદુ એ ખસેડો અને તેનું અવલોકન કરો
મેં અહીં અસાઇનમેન્ટ બનાવેલ છે
કેન્દ્ર બિંદુ ખસેડો અને વર્તુળનું અવલોકન કરો
હું સ્પોકન ટ્યુટોરીયલ યોજના જે ટોક ટુ અ ટીચર યોજના નો ભાગ છે તે માટે પ્રત્યુત્તર આપવા ઈચ્છું છું